આ છબીમાં એક ગાડી ઉભી રહી છે જે સફેદ કલર ની છે.

આ ચિત્રમાં વિદ્યુત ઉપકરણો ની દુકાન દેખાઈ રહી છે જેનામાં સ્વીચ બોર્ડ દેખાઈ રહ્યા છે.

નદી ઉપર ચેક ડેમ જેવું બાંધકામ પણ દેખાય રહ્યું છે જે નદીમાં ખૂબજ ઘણી માત્રામાં પાણી દેખાય રહ્યું છે.

લીલા રંગના દરવાજા પર લાલ રંગથી કંપની નું નામ લખેલું જોવા મળી રહ્યું છે.

આ ચિત્રને જોઈને એવું લાગી રહ્યું છે કે આ ચિત્ર રાત્રિનો સમયે લેવાયેલું છે.

ચિત્રમાં કેળા સફરજન જેવા ફળો પણ દેખાય રહ્યા છે.

આ છબી એક કબૂતર નાં પાંજરાપોળની છે.

તેમજ ઈમારતની બારે એક રીક્ષા પણ દેખાઈ રહ્યું છે.

રિક્સા સિવાય અહીં અલગ-અલગ જાતની મોટરસાઈકલો પણ દેખાઈ રહી છે.

દુકાનના બોર્ડ પર આસોપાલવ તેમજ પુષ્પની માળાઓ પણ ટાંકેલી છે.

દુકાનના શેફ પર વિવિધ પ્રકારની ઈલેક્ટ્રીક ઉપકરણો દેખાય રહ્યા છે.

આ ચિત્રમાં રાત્રિના સમય સુંદર અને ભવ્ય ઈમારત દર્શાવવામાં આવી રહી છે.